તમે જોશો અહીંયા, અહીંયા અર જેમ જેમ tick કરીએ છે એમ rotate થાય છે. તમે ધારો કે rotate text up આડું rotate કરવું છે, તો એ option છે. ઘણા બધા option છે. તમને જે પ્રકારે આનું

જે જેની જરૂરિયાત છે તમને, તે પ્રકારે rotate કરી શકો છો. ત્યાર બાદ રહ્યો wrap text. તેનો ઉપયોગ શું છે. ધારો કે આ નામ અહીંયા આ column છે. તેની બહાર જતું રહે છે કેમ કે એ લખાણ લાંબુ છે. તો જયારે મારે આ એકની અંદર જ સમાવું છે, તો આપણે wrap text select કરશું. તો એ જે તે cell માં જ રહેશે. બહાર ભાગી નહિ જાય. પરંતુ જે ખાનું છે, એ મોટું થઇ જશે આપોઆપ. તો એ wrap text નો ઉપયોગ છે. Merge cell ધારો કે તમે આ ચાર cell ભેગા કરી અને એની અંદર સીધી લીટીમાં જ રાખવા માંગુ છું. તો આ મેં આ ચાર cell ભેગા કરી દીધા છે. તે merge થઇ ગયા છે. જો જો તમે અહીંયા નીચે જે ત્રણ cell, cell તે અહીંયા એક જ cell માં મોટો cell બની અને એક જ બની ગયું છે. Total ખરેખર એ ત્રણ cell છે, F, G, H તો એ merge અને center. ત્યાર બાદ અહીંયા આગળ ઉપર option જોવા મળે છે એ number, currency, accounting અને general તો જયારે આપણે ફોર્મ્યુલાઓનું ઉપયોગ કરતા હોઈએ ત્યારે આ ખુબ જ અગત્યનું છે. ધારો કે અહીંયા આપણે

તો આનાથી ઘટાડશુ. મારે અત્યારે round figure જોઈએ છે. તો round figure તો આ બેનો ઉપયોગ થઇ ગયો. ત્યાર બાદ આ જે percentage, time જે તમને ઉપયોગ કરવા માંગતા હોય. તારીખ પણ છે. તો જે data માં તમે કામ કરી રહ્યા છો, એ પસંદ કરવાનું. ત્યાર બાદ અહીંયા છે અર ધારો કે કોઈ currency કે એનો ઉપયોગ કરતા હોય આપણે તો એ અહીં ઘણી બધી currency ને અર યુરો, ડોલર, Chinese rupees બધું જ છે. તો તમે એની નિશાની કોઈ જગ્યાએ તમારે કરવાની હોય તો તે અહીંથી પસંદ કરી શકો છો. હાલમાં આપણાને જરૂર નથી એટલે આપણે એને પાછા મૂળ સ્થિતિમાં લાવી દઈએ છે.

કોઈ જગ્યાએ જયારે આપણે ગણતરી કરવાની આવે, ત્યારે આ ખુબ જ ઉપયોગી બને છે. તો આપણે અહીંયા પાંચ ટકા છે, સો, મારે જયારે આ પાંચ ટકાની ગણતરી કરી લીધી તો ત્યારે આપણે ને શું કરતા રહ્યા છે? જે ટકાવારીની અર rules છે એ મુજબ formula અલગ અલગ. પરંતુ હું અહીંયા સો ગુણ્યાં પાંચ ટકા કરીશ તો direct તમને તેનો જવાબ મળી જશે. એ છે આ ટકાવારીનો અર જે નિશાન અહીંથી કરીએ તો direct એ formula માં apply થઇ જાય છે. તો જેથી આપણી ગણતરી બની જાય. ક્યાં પ્રભુ સ્વરછ શરીર, સ્વચ્છ ધન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળીયુ, સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા, અને સ્વચ્છઆકાશ હોય તો જીવન ની કેવી મજા આવે, પૃથ્વી પાર જાણો કે સ્વર્ગ ઉતરી આવે. આરોગ્ય જાળવણી ની માટે આપણે શરીર ની સ્વચ્છ તા રાખવી જોઈએ આપણું શરીર, નાક, નાખ, વાળ, કપડાં વગેરે સ્વચ્છ હોવા જોઈએ. આપણું ઘર આપણું ફળીયુ સોસાયટી ગામ કે શહેર સ્વચ્છ હોય તો જ સુંદર લાગે સ્વચ્છ તાને લીધે માખી અને મચ્છર ઉંધરોન ઓછું થાય. અને વાતાવરણ પ્રફુલીત બની રહે ગંદકી આપણા દેશ નો રાષ્ટ્રીય રંગ રોગ છે શહેર માં તથા ગામડાઓમાં બધેજ ગંદકી જોવા મળે છે ગામડામાં ઘરના આગળ પાસેજ ઉકરડો હોય છે લોકો ખુલ્લામાંજ કુદરતી હાજ તે જાય છે તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો ફેલાવી દે છે. લોકો ના શરીર કપડાં અને ઘર પણ ઘણા ગંદા હોય છે શહેરો ની ચાલીઓ અને ઝૂંપડીઓ માં ઘણી ગંદકી જોવા મળે છે. ઠેર અને તેમાંથી માથું ફાડીને ક્યાંય આવી દુર્ગંધ આવે છે આપણા લોકો માં સ્વચ્છ તા અંગે સફળતા હજી ઘણી ઓછી છે તેવો ગમે ત્યાં થુંકે છે પાન ખાય છે ગમે ત્યાં પીચકારી મારે છે કચરા ના ઢગલા ખેડેલા હોય. લોકો ના સવસ્થ પાર ખાસ કરીને બાળકો ના આરોગ્ય પર ગંદકી ની માઠી અસર થાય છે તેઓના શરીર તદુરસ્ત રહી સકતા નથી તેઓ અનેક પ્રકાર ના રોગો થી પીડાઈ છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી સકતા નથી બાળકો સારી રીતે ભણી સકતા નથી. સ્વચ્છ તા રાખવી વાતાવરણ ને પ્રવિત્ર રાખવું. તેનાથી આપણું મન પફુલીત થાય છે સ્વચ્છ તા જળવાથી રોગચાળો અંકુશિત રહે છે. આમ કરવાથી આપનો ઉતસાહ જળવાઈ રહે છે. લોકો ના સ્વચ્છતા અંગેના જાગૃત કેળવણી ના પ્રત્યાનો કરવા જોઈએ. વર્તમાન પાત્ર રેડીઓ ટીવી જોવા. પસાર માધ્યમ વડે સતત સવ્ચ્છતા માટે નું અભિયાન ચાલવું જોઈએ. શાળા ના શિક્ષક ને કાર્ય ની ની શરૂઆત સફાઈ થી થવી જોઈએ. દરેક બાળક શાળા ના સફાઈ કાર્યક્રમ માં જોડાઈ અને સફાઈ કામ કરવામાં નાન માન ન અનુભવે. મહિના માં એક વાર શાળા માં સફાઈ કરાવી. પણ આપડે લોકો માં સ્વચ્છતા અંગે નું જાગૃતિ કેળવવા ના પ્રયતનો કરવા જોઈયે. વળી ગામ માં શહેરો માં રસ્તા જાહેર સ્થળો વગેરે ની સફાઈ ના કાર્યક્રમો પણ યોજવો જોઈએ, આ રીતે બાળકો માં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકો માં સ્વચ્છ માટે ની જાગુતતા આવશે સંપૂર્ણં સ્વચ્છતા વડે જ સુગંધ અન સંસ્કારી સમાજ નું નિર્માણ થઇ શકે છે આપણું શરીર સ્વચ્છ હોય. આપણાં કપડાં સ્વચ્છ હોય આપણું ઘર આંગણું સ્વચ્છ હોય આપણી લતો સ્વચ્છ હોય. આપણાં રસ્તા ઓ સ્વચ્છ હોય આપણા જાહેર સ્થાળો સ્વચ્છ હોય. તો બધા લોકો નો આનંદ વધી જાય છે. આપણા માં ઘણી કુટેવો છે. આપણે જ્યાં ત્યાં ગંદકી કરીયે છીએ. ગમે ત્યાં કચરો નાખીયે છીએ. ગમે ત્યાં થુંકીએ છીએ પાન ની પીચકારી મારી ને દીવાલો ગંદી કરીયે છીએ ખુલ્લામાં કુદરતી હજકે જોઈએ છીએ. કચરા પેટી હોય પરંતુ તેમાં કચરો નાખવાની તસ્તી લેતા નથી પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે માખી મચ્છર નો ઉગર્હ વધી જાય છે.

તેવો સુધારવી જોઈએ આપણે આપણાં શરીર ને સવચ્છ રાખવા જોઈએ ઘર ની સફાઈ ની શાળા ના સફાઈ ની જાહેર સ્થળો ની સફાઈ ની આપણેજ કાળજી રાખવી જોઈએ આ અવાર નવાર સફાઈ કાયૅક્રમો રાખવા જોઈએ સવ્ચ્છતા રાખવા થી આપણા તન મન તાજગી અનુભવે છે કામ કરવાનો આપનો ઉત્સાહ વધે છે. રોગ ચાલો ફેલાતો નથી સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ત્યાં સુંદરતા સ્વચ્છતા ત્યાં પ્રવિત્રતા ખાસ અગત્ત્યની વાત એ જે ત્તારીખ એક ઓક્ટોબર બે હાજર એકવીસ ના રોજ ભારત માં પ્રધાનમંત્રી શ્રી ભારત ના મોદીજી સ્વચ્છ ભારત મિશન અર્બન બે ઝીરો લોન કરીયુ છે આ યોજના અતરગ્રતઃ દેશ માં પાંચસો થી વધુ શહેર માં કચરા નો નિકાલ અને વયવસ્થાઓને સજ્જન બનાવામાં આવશે પીવાના પાણી ની સુવિધા ને ઉત્તમ બનાવામાં આવશે સ્વચ્છ ભારત, મિશન માં પહેલા ચારણ માં સૌચાલય ની સુવિધા ખાસ અગત્યા આપવામાં આવી હતી આપણા જીવન માં સ્વચ્છતા નું

જેના સૂત્રો આપણા જીવન માં વળી લેવા જોઈએ આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી એ તો આનાથી એક ડગલું આગળ વધીને કહિઉ છે લ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધી જી ના મતે સફાઈ નો અર્થ સ્વતચ્છ વસ્તુ સ્વ ફાયદા કારક એમની એટલીજ આવી સુત્ર ભાવના હતી મહત્તમ ગાંધી સ્વચ્છતા ના ખુબજ આગાહી હતા. આશ્રમ માં દરેક વ્યક્તી ને સ્વચ્છતા ના પાઠ શીખાવિયા હતા આશ્રમ વાશી સાથે દરરોજ સવારે બાપુ પોતે પણ સફાઈ કામ માં જોડાઈ જતા હતા સ્વછતામાં પ્રભુતાનો વાસ રહેલો છે સ્વચ્છતા બધેજ જરૂરી છે આવાસક છે. જેવી રીતે આપણે આપણું શરીર નાક વાળ સ્વચ અને સુંદર રાખીયે છીએ તેવીજ રીતે આપણે આપણા શહેર સ્થળો બસ સ્ટેશન રેલવે સ્ટેશન પુસ્તકાલય સાલા કૉલેજ કેતકરી વગેરે પણ સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ ભારતીય દર્શન પાત્ર માં પણ પરિયાવરણ ના તત્વો અને સ્વછતા ને ખુબ મહત્વ આપવામાં આવીઓ છેઆપણી સાંસુકૃતિ માં કહેવાઉં છે કે સ્વચ્છ ત્યાં પ્રભુતા વેદોના અનેક મંત્રો માં પણ સ્વચ્છતાનું મહત્વ આપવામાં આવીયુ છે માનવ માત્ર એ પરમ કર્તવ્ય પોતાની આખો સામે સ્વચ્છ તા જળવાઈ રહે તેવા પ્રયાશો કરીયે બીજા કોઈ માટે નહિ પોતાના માટે જરૂરી છે વૉલ્ટેજ નામ ના પચ્છિમ ના એક ચિંતક નો કટાક્ષ મનમાં મમરા જેવો જ છે મોટી મોટી વાતો કરવા કરતા આપડા ઘરના પાછળ ના વાળા માં ઉગેલું ઘાસ સાફ કરવું વધારે સારું દુર્ભાગ્ય એવું જોવા મળે છે કે પોતાનું ઘરનું આંગણું ગંદુ રાખનાર વક્તિ કે ગામ ની ગંદકી દૂર કરવા સરકાર ની નનામી અરજી કરે છે સ્વછતા ત્યાં પ્રભુતા આ ત્રણ શબ્દો આપણને ઘણું બધું શીખવાડી જાય છે ઘણું બધું કહી જાય છે પ્રભુ નો વાસ જ્યાં સ્વચ્છતા છે. ત્યાંજ હોય છે આ સનાતન સત્ય અને આપણા પૂરાવજો દ્ધારા કહેવાયેલું સત્ય કહેવત છે. તો આપણે હંમેશ આપણી આજુ બાજુ અને જેજે જાંગીયા આ જઇયે છીએ ત્યાં સ્વછતા કેળવવી જોઈએ જાળવવી જોઈએ તો કહી સકાય કે સ્વછતાતા.

કે બે નાં છેદ માં ત્રણ ચાર ના છેદ માં નવ અને પાંચ ના છે માં છ જો અપૂર્ણાંકો છે જો અહિયાં છેદ ઉડતા નથી અહિયાં પણ છેદ ઉડતા નથી ને અહિયાં પણ છેદ નથી ઉડતા જો છેદ ઉડતા હોય તો પેલા ખાસ ઉડાડવા ના જ બરોબર તો અહિયાં ઉડતા નથી તો એમાં અપડે કઈ કર્યું નથી હવે આગળ વધી તો જોવો આમાં કોઈ ગણતરી કરવા ની જરૂર નથી આપડી જે હવા વાળી થઇ છે એના થી દાખલો પૂરો થઇ જશે. તો બે ચાર અને પાંચ નો લસા મેળવવા નો છે કે લસા એ આપેલી સંખ્યાઓ માંથી મોટા માં મોટી સંખ્યા અથવા મોટી સંખ્યા નો અવયવી હોય તો અહિયાં મોટી સંખ્યા કઈ છે પાંચ મોટી સંખ્યા કઈ છે પાંચ એ પાંચ ને જો બે અને ચાર બંને થી ભગાય તો પાંચ લસા તો આપડે check કરીએ પાંચ ને બે વડે તો નો ભગાય બરોબર ને તો લસા પાંચ આવશે નહી તો કોણ આવશે લસા તો કે પાંચ નો અવયવી આવશે તો બે એ પાંચ નો ભર્યો પાંચ એકા પાંચ નો ચાલે પાંચ દુ દસ દસ ને જુઓ બે વડે ભાગી સકાય બરોબર પણ દસ ને ચાર વડે ભાગી સકાય નહિ એટલે લસા દસ પણ નહી આવે પાંચ તરી પંદર પંદર આવે પંદર ને બે વડે નો ભાગી સકાય ચાર વડે પણ નો ભાગી સકાય એટલે પંદર પણ લસા આવશે નહી તો પાંચ ચોકુ વીસ બરોબર આ વીસ ને બે વડે ભાગી સકાય દસ દૂ વીસ ચાર વડે ભાગી સકાય ચાર પંચા વીસ અને પાંચ વડે તો ભાગી સકતા જ હોય તો પાંચ નો અવયવી કયો મળ્યો આપણને વીસ જેને બે ચાર અને પાંચ એમ ત્રણેય સંખ્યા ઓ વડે ભાગી સકાય છે એટલા માટે બે ચાર અને પાંચ નો લસા કયો આવે વીસ આયો હવે સુ કરવા નું છે તો કે નીચે ત્રણ નવ અને છ નો ગુસા ગુસા સુ હોય તો કે આપેલી સંખ્યા ઓ માંથી નાના માં નાની સંખ્યા અથવા એ નાની સંખ્યા નો અવયવો હોય શું હોય અવયવો તો કે નાનની સંખ્યા કઈ છે ત્રણ જુઓ આ ત્રણ થી નવ અને છ બંને ભગાય જાય તો direct ગુસા કેટલો મળશે આપણને ત્રણ તો જુઓ ત્યાં ત્રણ થી નવ ભગાય જાય ત્રણ તરી નવ થાય ભગાય જાય છ ભગાય જાય ત્રણ દૂ છ થાય ભાગ્ય જાય તો ત્રણ નવ અને છ નો ગુસા કેટલો આવશે તો આ આપણને સુ મળી ગયું આપલે જે અપૂર્ણાંકો હતા કયા ક્યાં બે ના છેદ માં ત્રણ ચાર ના છેદ માં નવ અને પાંચ ના છેદ માં છ નો લસા અ મળી ગયો કોઈ ગણતરીઓ કરવી પડી નહી પરીક્ષા ની અંદર direct તમને આ જવાબ મળી જશે આવું બધું લખવા નું હોય નહી પણ તમને સમજવવા માટે આ બધું લખેલું હોય છે આગળ જઈએ next example માં જુઓ next example શું કે છે બે નાં છેદ, આ ત્રણ ચાર ના છેદ માં પાંચ અને અને છ ના છેદ માં ચાર ને સુ મેળવવા નું છે ગુસા અ મેળવો શું મેળવો ગુ સા અ મેળવો તો ગુસા નું સૂત્ર લખીએ પેલા અને એ પેલા તમ્રે શું check કરવા નું છે કે જે અપૂર્ણાંકો આપ્યા છે એના સમ્ય છેદ માં થી કઈ ઉડે છે તો બે અને ત્રણ માં કઈ ના ઉડેચચાર અને પાંચ માં કઈ ના ઉડે છ અને સાત માં કઈ ઉડે નહિ

લસા અ લખીએ detail માં અંશ નો ગુ સા અ અંશ માં કોણ છે બે ચાર અને છ તો બે ચાર છ નો ગુ સા અ આના છેદ માં શું આવશે તો કે ત્રણ પાંચ અને સાત ત્રણ પાંચ સાત નો લસા અ આ પણ ગણતરી હવા માં થઇ જશે જુઓ ઉપર શું છે ગુ સા અ ગુ સા અ શું હોય નાના માં નાની સંખ્યા અથવા એનો અવયવ તો નાનું કોણ છે બે જુઓ તો બે થી ચાર ને ભાગી સકાય

ત્રણ પાંચ અને સાત નો લસા અ હવે જુઓ મોટા માં મોટી સંખ્યા અથવા એનો અવયવી લસા અ હોય પણ હું તમને clear કરી દઉં કે જ્યારે અવિભાજ્ય સંખ્યા ઓ નો ગુ સા અ sorry લસા અ મેળવવા નાં હોય અહિયાં જુઓ ત્રણ પાંચ અને સાત આ ત્રણેય સંખ્યા ઓ કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે તો જયારે અવિભાજ્ય સંખ્યાઓ નો લસા અ મેળવવા નો હોય ત્યારે અવવયી કે ઘડીઓ કે એવું કઈ કરવા નું નહી જેટલી જેટલી સંખ્યાઓ હોય ધારોકે તમને direct આવું કીધું હોય કે ભાઈ ત્રણ અને પાંચ નો લસા અ મેળવો તો direct આ બંને નો ગુણાકાર કરો ત્રણ અને પાંચ નો ગુણાકાર કેટલો થાય પંદર આ લસા અ આવી ગયું ધારોકે તમને એવું કીધું હોત કે પાંચ અને સાત નો લસા આ મેળવો તો પાંચ અને સાત બંને again અવિભાજ્ય સંખ્યા ઓ છે તો કઈ માથાકૂટ નહિ કરવા ની પાંચ સત્તા પાંત્રીસ ગુણાકાર કરી ને આ લસા આવી જશે

પંદર સત્તા એકસો પાંચ ત્રણ પંચા પંદર અને પંદર સત્તા એકસો પાંચ અહીં એકસો પાંચ શું આવશે તપો કે ત્રણ પાંચ અને સાત નામ ની જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો લસા અ આપણને મળશે હવે આ આપણને શું મળ્યું તો કે આ સાહેબ આપણને મળ્યું બે નાં છેદ માં ત્રણ ચાર નાં છેદ માં પાંચ અને છ નાં છેદ માં સાત નો ગુ સા અ is it clear તો પરીક્ષા ની અંદર again direct તમ્રે આ જવાબ મેળવવા નો છે આવું કશું કરવા નું હોતું નથી આગળ જઈએ next example જુઓ મસ્ત છે આ example છત્રીસ નાં છેદ માં એક્કાવ્ન તો આની અંદર જુઓ તો કઈ ઉડે છે જુઓ આને બાર તેરી છત્રીસ લખાય આ એકાવન છે તો સત્તર તેરી એકાવન થાય અહિયાં ત્રણ અહિયાં ત્રણ ઉડાડી દો તો શું વધ્યું અહિયાં બાર નાં છેદ માં સત્તર બીજો અપૂર્ણાંક કયો છે ત્રણ પૂર્ણાંક નવ ના છેદ માં સત્તર ત્રણ પૂર્ણાંક નવ નાં છેદ માં સત્તર તો આને તો પેલા repair કરવો પડે કઈ રીતે repair થાય આ તો કે સત્તર ગુણ્યા ત્રણ સત્તર તરી એકાવન અને એમાં નવ ઉમેરો સત્તર તરી એકાવન ને નવ સાહીંઠ ના છેદ માં કેટલા આવ સે સત્તર પછી જોવા નું કે સાહીંઠ અને સત્તર માં કઈ ઉડે તો નહી ઉડે બરોબર સાહીંઠ અને સત્તર માં કશું ઉડે નહી તો હવે આપડે શું મેળવશું જે પૂછ્યું છે એ લસા અ તો લસા અ તો લસા અ માં શું આવશે direct step લખીશું તો કે અંશ નો લસા અ અંશ માં કોણ કોણ છે અને અહિયાં અંશ માં કોણ છે સાહીંઠ તો બાર અને સાહીંઠ નો લસા અ અને છેદ માં શું આવશે તો કે છેદ નો ગુસા અ છેદ માં કોણ છે અહિયાં પણ સત્તર છે અહિયાં પણ સત્તર છે કામ થઇ ગયું તો સત્તર અને સત્તર નો ગુસા અ સરખી સરખી સંખ્યા હોય ત્યારે લસા અ પણ એ સંખ્યા પોતે આવે અને ગુસા અ પણ એ સંખ્યા પોતે જ આવે તો અહિયાં સત્તર અને સત્તર નો લસા અ સત્તર અને સત્તર સત્તર નો ગુ સા અ હશે તો પણ સત્તર જ આવે તો હવે બાર અને સાહીંઠ નો લસા અ લસા અ મોટા માં મોટી સંખ્યા આપવા માં આવેલી હોય તો તો મોટું કોણ છે અહિયાં સાહીંઠ સાહીંઠ ને બાર વડે ભાગી સકાય સાહીંઠ ને કોના વડે ભાગી શકાય બાર વડે બાર પંચા સાહીંઠ તો અહિયાં direct લસા કેટલો મળશે મને સાહીંઠ મળશે છેદ માં સત્તર અને સત્તર નો ગુ સા અ કેટલો આવશે સત્તર is it clear હવે આના છેદ ઉડાડવા હોય તો ઉડી શકે જો સત્તર તેરી એકાવન સત્તર તેરી કેટલા થાય એકાવન સાહીંઠ માં થી એકાવન જશે એટલે શેષ કેટલી વધશે નવ બરાબર તો આ ત્રણ આગળ લખવા ના આ નવ શેષ છે એ ઉપર આવશે અને છેદ માં કેટલા આવશે સત્તર તો ત્રણ ના નવ ના છેદ માં સત્તર એ તમને શું મળી ગયું લસા અ મળી ગયું શું મળી ગયું લસા અ ધારોકે આની આ જ બંને સખ્યા ઓ નો તમને ગુ સા અ પૂછ્યો હોત તો અહિયાં પૂછવા નો નો પૂછ્યો હોત તો શું મળત જો ગુ સ અ બરાબર ગુ સા અ માં શું આવે તો કે અંશ નો ગુ સા અ કોનો કોનો ગુ સા અ આવશે બાર અને સાહીંઠ બાર સાહીંઠ નો સુ મેળવવા નો છે ગુ સા અ અને છેદ માં તો કોણ છે બંને માં સત્તર સત્તર માં શું મેળવવા નો લસા અ તો ગુસા અ શું આવે તો કે નાની સંખ્યા અથવા એનો અવયવ આવે નાની સંખ્યા કોણ છે બાર બાર થી જુઓ સાહીંઠ ભગાય જાય છે બાર થી સાહીંઠ ભગાય જાય છે બરાબર એટલા માટે અહિયાં ગુ સા અ કેટલો આવશે બાર છેદ માં સત્તર અને સત્તર નો લસા અ કેટલો આવે સત્તર જ આવે તો આ બંને અપૂર્ણાંકો નો ગુ સા અ તમને મળશે બાર નાં છેદ માં સત્તર

નવો topic આવ્યો જોવો most confusing topic છોકરાઓ ને આની અંદર ખુબ તકલીફ થાય બધી જગ્યા એ તમે ગોતવા બેસસો ને કે ભાઈ point વાળી સંખ્યા ઓ દશાંસ અપૂર્ણાંક ના લસા અને ગુ સા અ મેળવવા છે બરોબર અહિયાં મેં તમને જે method શીખવીશ એ એક જ method કરવા ની છે કારણ કે આમાં કેવું છે દશાંસ અપૂર્ણાંક ના લસા અ અને ગુસા માં અલગ અલગ method માં તમે પડવા જશો તો દરેક method માં તમને જવાબ કેવો મળશે અલગ અલગ અને મોટા ભાગે શું થશે એ જવાબ તમારો ખોટો થશે તો હું તમને જે method કરવું છુ એ જ method કરવા ની છે ક્યા તો કે જ્યારે દશાંસ અપૂર્ણાંકો ના લસા અ અને ગુસા અ મેળવવા ની વાત હોય ત્યારે અંગ્રેજી માં શું કેવાય એન section બરોબર હવે અહિયાં most important point તમારે શું યાદ રાખવા નો છે તો જોવો આવો અહિયાં screen પર આપેલ સંખ્યા ઓ માં દશાંસ પછી ના અંકો ની સંખ્યા સરખી કરવી દશાંસ પછી ના અંકો ની સંખ્યા કેવી કરવા ની સરખી બસ આ આવડી જાય એટલે બધું આવડી જાય કામ પૂરું બરાબર direct example જોઈએ જો મજા આવશે સંખ્યા માં લખીએ zero point છ નવ point છ અને point બાર નો લસા અ મેળવો zero point છ પછી છે point છ અને પછી છે zero point બાર શું હતો most important તો કે દશાંસ એટલે કે point પછી ના અંકો ની સંખ્યા સરખી કરવી સાહેબ કેટલી કરવી તો જોવા નું અહિયાં જુઓ point પછી એક અંક છે અહિયાં point પછી એક અંક છે અને અહિયાં point બે અંક છે તો શું કરવા નું તો કે અહિયાં point પછી અંકો ની સંખ્યા આપડે ઘટાડી નાં શકીએ પણ હા અહિયાં અને અહિયાં હું point પછી અંકો ની સંખ્યા વધારી શકું ભલે ઘટાડો નાં થાય point પછી જે અંકો આપેલા છે એમાં પણ જે આપેલા છે એમાં કાઈક ઉમેરી અને એના અંકો શું કરી સરખા કરી શકાય તો અહિયાં point પછી બે અંકો છે તો એની સિવાય ની જે બંને સંખ્યાઓ છે zero point છ અને નવ point છ માં પણ point પછી બે અંકો હોવા જોઈએ સાહેબ એ ક્યાંથી લાવવા ના એ આપદા ખિસ્સા માં થી કાઢવા નાં અને ત્યાં મૂકી દેવાના સાહેબ શું મુકવા નું ત્યાં અંકો ની સંખ્યા વધારવા માટે મીંડું શું મુકવા નું છે મીંડું જુઓ આ zero point છ છે મારે એને point પછી બે અંકો જોઈએ છે અહિયાં zero મૂકી દઈએ તો જો point પછી બે અંકો થઇ જશે zero point સાહીંઠ એવી જ રીતે નવ point છ ની અંદર પણ point પછી બે અંકો જોઈએ zero મૂકી દો નવ point છ હતા નવ point સાહીંઠ થઇ ગયા અહિયાં કાઈ મુકવા નું નહિ કારણ કે ત્યાં તો already પછી બે અંકો આપડી પાસે છે આટલું થઇ જાય તો અહિયાં આપડે શું કર્યું તો કે દશાંસ એટલે કે point પછી ના અંકો ની સંખ્યા ચલતી કરી હવે શું કરવા નું

એક અને બે જમણી બાજુ થી તમે જોવો તો એક અને બે અંક પછી point હશે તો છેદ માં કેટલા લખવા પડે સો પછી અહિયાં નવ point સાહીંઠ છે તો એ નવસો સાહીંઠ થઇ જાય આ ટપકું હટાવું તો અને છેદ માં કેટલા આવે સો બધા ના છેદ સરખા થઇ જશે અને અહિયાં zero point બાર જો point હટાવું તો બાર ના છેદ ના કેટલા થઇ જશે સો હવે અહિયાં સુધી પહોચી જાવ એટલે ડાયા થઇ ને કોઈએ આ સાહીંઠ અને સો માં મીંડું મીંડું નથી ઉડાડવા નું પછી બે બે નથી ઉડાડવા ના એવી ભૂલ ખાસ નાં કરતા જવાબ ખોટો આવશે તો હવે આપણને ત્રણ મસ્ત મસ્ત સંખ્યાઓ મળી કઈ કઈ મળી તો કે સાહીંઠ ના છેદ માં સો નવસો સાહીંઠ ના છેદ માં સો અને બાર ના છેદ માં સો મળશે is it clear તો હવે આ અપૂર્ણાંક બની ગયા આમાં કોઈ હળી કરવા ની નથી છેદ ઉડાડવા ના નથી બરોબર હવે શું કરવા નું આપડે મેળવવા નું છે શું લસા તો અપૂર્ણાંક માં લસા મેળવતા તો તમને ને મને આવડે જ છે હવે શું આવશે તો કે અંશ માં જે સંખ્યા હોય એનું શું મેળવી લેવા નો છે લસા કોણ કોણ છે સાહીંઠ પછી નવસો સાહીંઠ અને બાર આ બધા નુ શું લઇ લેવા નું છે લસા અને છેદ માં શું આવશે તો કે ત્રણેય ના છેદ સરખા જ છે સો સો સો આ લખો કે નાં લખો કઈ ફેર નઈ પડે એનો શું મેળવવા નો ગુસા અ બરોબર હમ એનો ગુ સા અ મેળવી શું આપડે તો જુઓ અહિયાં પણ લગભગ ગણતરી કરવા ની જરૂર પડે નહિ કોને લસા અ મેળવવો જોઈએ તો કે સાહીંઠ નવસો સાહીંઠ અને બાર તો લસા અ શું આવશે મોટા માં મોટી સંખ્યા અથવા એની અવયવી તો મોટા માં મોટી સંખ્યા કઈ છે અહિયાં નવસો સાહીંઠ નવસો સાહીંઠ ને સાહીંઠ ને વડે ભાગી સકાય જો અહિયાં side માં check કરીએ નવસો સાહીંઠ ને સાહીંઠ વડે ભાગી સકાય તો કે હા ભાગી સકાય મીંડું મીંડું ગયું હોળ છંગ છનું ભાગાઈ ગયા બરાબર પછી જોઈએ બાર વડે ભાગી સકાય નવસો સાહીંઠ ને નવસો સાહીંઠ ભાગ્યા બાર બાર અથા છન્નું અને આ મીંડું હા ભાગી શકાય છે તો મોટી સંખ્યા સાથે નવસો સાહીંઠ જેને હું

નો મેળવો તો પણ ચાલે કારણ કે છેદ બધા ના સરખા જ હોય ને લસા નો લો કે ગુ સા અ નો લો હમેશા સરખો જ આવે તો અહિયાં કેટલા આવશે સો હવે હવે સાહેબ મીંડું ઉડે ઉડાડવું હોય તો ઉડાડવા નું જો મીંડું નો ઉડાડવું હોય જો મીંડું ઉડાડી દો તો છન્નું ભાગ્યા દસ એટલે કેટલા આવશે નવ point છ મીંડું ઉડાડો નતો શું આવે અહિયાં હું લખું છુ અથવા કરી ને મીંડું નો ઉડાડો તો છેદ માં સો છે એટલે બે અંક પછી તમારે શું મુકવું પડે તમારે point મુકવો પડે જમણી બાજુ થી એક અને બે એટલે આટલે point આવે તો જવાબ શું મળે મને નવ point સાહીંઠ મળે આ બંને જવાબ કેવા છે સાચા છે બરોબર તો આવી રીતે મેળવી શકાય અને આ જે છે. દ માં લખ્યું ને એ ક્યાય લખવા ની જરૂર નથી લસા પૂછ્યા હોય તો લસા ને ગુ સા અ પૂછ્યા હોય તો ગુ સા અ મેળવો નીચે સો હોય તો બે અંક પછી point મૂકી દયો

Hellofuturebee

બેઠા છીએ

હા એવું થઇ જ્યું છે ને હા હમણાં ગયા તા ને

છ જણા તો અમદાવાદ થી હતા અને મારા બેન અમે અગિયાર જણા હતા અગિયાર જણા હતા એમ ને?

હમ્મ કઈ રીતે ગયા પછી train માં ગયા flight માં ગયા. અમે આઈથી flight book કરાવેલું અમદાવાદ થી રાંચી નું

હવે ટિકિટ તો એમ તો મારે તો તેર સોળ હાજર કે એવી કૈંક થઇ તેર હાજર જેવી એક જણાની

ને પાછળથી book કરાવેલીને તો અમારે ticket વધારે થઇ બીજા લોકોને તો ઓછી હતી ઓછી હતી એમ ને એમ ને પછી ક્યા રોકના હતા ક્યાં ક્યા ગયા રસ્તા માં માં રાંચી રાંચી થી અમે પછી સમાંર્શીખર ગયા

હા ગાડી book કરાવેલી હતી ટવેરા book કરેલી હતી હમ ટવેરા book હા Tavera book કરી તી એમ ને હા બઉ

સંમેતશિખરજી કેવો રસ્તો છે એટલે પછી ખાસી બધી hotal બોટલો છે કે

ત્યાં પછી ધર્મશાળામાં રોકાણા મલે ધર્મશાળામાં ત્યાં ભોજનાલય છે ને બધી વ્યવસ્થા

પછી રાતે તો એક દિવસ તો ત્યાં આરામ કર્યો બીજે દિવસ ઉપર ચઢ્યા શિખર ઉપર

ધર્મશાળા કેવી છે એટલે સાફ સુથરી છે કે સમજ્યા

અમુક સાફ સુત્રી હશે ને અમુક એવી હશે.

અમે એમાં ત્રણ શ્વેતાંબર ધર્મશાળા માં રોકણા એટલે સારી હતી સારી હતી શ્વેતાંબર ધર્મશાળા હતી ને. હા એવા દોસ્તાર છે જુના હા જુના છે.

પછી તમે સમ્મેતશિખરજી થી ક્યાં ક્યાં ગયા ત્યાંથી પછી અમે ત્યાં શિખર ઉપર ચડ્યા ત્યાં બીજે દિવસ ત્યાં રોકાણા. અઅ શિખર કેટલું છે ત્યાં ઉપર ચઢવાનું ઉતારવાનું બધું સત્તાવીસ કિલોમીટર નો પૂરો રન છે નૌ કિલોમીટર ચઢવાનું નૌ કિલોમીટર ઉપર ફરવાનું અને નૌ કિલોમીટર નીચે ઉતારવાનું બરોબર રોપવે બોપવે બધું હશે ત્યાં ના ત્યાં શિખર માં રોપવે નઈ પેદલ જ જઉં પડે. સત્યાવીસ કિલોમીટર પેદલ જ ચાલવાનું એમ હા પેદલ જ ચાલવાનું ડોલી કરીને ચઢ્યા હશે એ ડોલી બી કરે છે હા. ડોલીનો charge કેટલો લે છે